નમસ્તે મિત્રો ઇન્ટ્રોડક્શન ટીઓ જીચેમ્પેઇન્ટ પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું જીચેમ્પેઇન્ટ વિષે ઉપયોગો અને લાભો સંસ્થાપન નવી ફાઈલ ખોલવી મેનુબર ટૂલબાર અને સ્ટેટસ બાર આપણે આ પણ શીખીશું ડિસ્પ્લે એઆરઇએ ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ ટૂલ બોક્સ ને વાપરવું અને ચિત્રને gchempaint એક્સ્ટેંશન સાથે સંગ્રહિત કરતા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
વાપરીને GChemPaintનું સંસ્થાપન કરવું ખુબ સરળ છે
ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર ની માટે વધું જાણકારી માટે અમારી વેબ સાઈટ પર ઉબુન્ટુ લિનક્સ ટ્યુટોરિયલ્સ નો સંદર્ભ લો
જીચેમ્પેઇન્ટ શું છે
જીચેમ્પેઇન્ટ એ બે પરિમાણીય કેમિકલ સ્ટ્રકચર એડિટર છે
તે બહુવિધ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ ધરાવે છે
જીચેમ્પેઇન્ટ તમને પરવાનગી આપે છે બે પરિમાણીય કેમિકલ સ્ટ્રક્ચરને દોરવાની અને પ્રદશિત કરવાની
ટેમ્પલેટ્સ ને ડ્રેગ અને ડ્રોપ કરવાની
બોન્ડની લંબાઈ કોણ અને પહોળાઈ બદલવાની
સંયોજનો ના પરમાણુનો વજનની ગણતરી કરવા માટે કેમિકલ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો
જીચેમ્પેઇન્ટ મદદ કરેછે કેમિકલ સ્ટ્રક્ચરને સરળતા થી જોવા માટે
બે પરિમાણીય સ્ટ્રક્ચર થી ત્રણ પરિમાણીય સ્ટ્રક્ચર માં બદલતા
સ્ટ્રક્ચરનું વિસ્તૃતીકરણ પરમાણુનું ઓટોમેટિક અને મેન્યુઅલ અસાઇનમેન્ટ
ચાલો પહેલા જોઈએ જીચેમ્પેઇન્ટ એપ્લીકેશન કેવી રીતે ખોલવું
દશ હોમ પર ક્લિક કરો સર્ચ બાર દેખાય છે સર્ચ બાર માં ટાઈપ કરો જીચેમ્પેઇન્ટ જીચેમ્પેઇન્ટ આઇકોન પર ક્લિક કરો
આપણે જીચેમ્પેઇન્ટ એપ્લીકેશન ને ટર્મિનલથી પણ ખોલી શકીએ છીએ
ટર્મિનલ ખોલવા માટે CTRL એટીએલ અને ટી કીઓ એક સાથે દબાઓ
જીચેમ્પેઇન્ટ ટાઈપ કરો અને Enter
GChemPaintખુલે છે
સામાન્ય જીચેમ્પેઇન્ટ વિન્ડો આવી દેખાય છે
આ મેનૂ બાર છે
જીચેમ્પેઇન્ટ એ બીજા વિન્ડો આધારિત એપ્લીકેશન ની જેમ જ પ્રમાણભૂત મેનુ બાર ધરાવે છે
મેનું બાર આપેલ વિકલ્પ ધરાવે છે
ફાઇલ એડિટ વ્યૂ ટૂલ્સ વિન્ડોઝ અને હેલ્પ ટૂલબાર વારંવાર ઉપયોગમાં આવતા કમાંડસ આઇકોન ના રૂપમાં ધરાવે છે
અહી આઇકોન છે ઓપન એ ન્યૂ ફાઇલ ઓપન એક્સિસ્ટિંગ ફાઇલ સવે એ ફાઇલ અને પ્રિન્ટ એ ફાઇલ
આ ડીસ્લ્પે એરિયા છે
ડિસ્પ્લે એઆરઇએ જે ફાઈલ આપણે દોરીએ છે અને ફેરફાર કરીએ છીએ તેના બંધારણો અને વિષયવસ્તુ બતાવે છે
આપણે ટૂલ બોક્ક્ષમાંથી ટૂલસને ડિસ્પ્લે એરિયા પર ડ્રેગ અને ડ્રોપ કરી શકીએ છીએ
સ્ટેટસબાર એ જીચેમ્પેઇન્ટ ની વર્તમાન પ્રવૃત્તિ વિશે માહિતી પ્રદર્શિત કરે છે
તે મેનુ આઈટમ વિષે સંદર્ભિત જાણકારી પણ દર્શાવે છે
હવે હું ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ
વિષે સમજાવીશ
ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ વિન્ડો ખોલવા માટે ફાઇલ મેનુ પર ક્લિક કરો
પ્રોપર્ટીઝ પર જાઓ અને તેના પર ક્લિક કરો
ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ વિન્ડો ખુલે છે
હું ડોક્યુમેન્ટ પ્રોપર્ટી વિન્ડો ને મોટું કરવા અંતે તેને ડ્રેગ કરીશ
ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ વિન્ડો પાસે આપેલ વિકલ્પ છે
ટાઇટલ ચાલો ડોક્યુમેન્ટ નું ટાઈટલ ટાઈપ કરીએ પ્રોપને ઓથોર name ચાલો લેખકનું નામ ટાઈપ કરો મધુરી
Email- ચાલો તેને ખાલી રહેવાદો
હિસ્ટોરી - આ ફિલ્ડમાં ડોક્યુમેન્ટના રચનાની તારીખ બતાવે છે
તે ડોક્યુમેન્ટના પુનરાવર્તનની તારીખ પણ બતાવે છે
એટલેકે તે તે ડોક્યુમેન્ટમાં આગળની દાખલ કરાયેલ તારીખ પણ બતાવે છે
Theme ને જીચેમ્પેઇન્ટ રહેવાદો
કમેન્ટ્સ કમેન્ટસ માં આપણે ડોક્યુમેન્ટ ને લગતા ટેક્સટ ઉમેરી શકીએ છીએ
ચાલો સંયોજનના નામ અને તેના સુત્રો દાખલ કરીએ
પ્રોપને ch3 ch2 ચ3 ચાલો વિન્ડો બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો
ચાલો હવે ટૂલબોક્સ વિષે શીખીએ
ટૂલબોક્સ વિભિન્ન ટૂલ માટે બટનો ધરાવે છે
ટૂલબોક્સ સક્રિય ડોક્યુમેન્ટવિન્ડો સાથે દેખાય છે
ટૂલબોક્સ બટનનો ઉપયોગ કરીને ચાલો એક સ્ટ્રક્ચર દોરીએ
ચાલો પહેલા પ્રોપને
નું સ્ટ્રક્ચર દોરીએ
પ્રોપને એ ch3 ch2 ચ3 છે
કાર્બન સાંકળ દોરવા માટે ચાલો ટૂલ બોક્ક્ષ માંથી એડ એ ચેઇન ટૂલનો ઉપયોગ કરો
એડ એ ચેઇન ટૂલ પર ક્લિક કરો
અને પછી ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
કાર્બન સાંકળ ડીસ્લ્પે એરિયા પર દોરાય છે
સાંકળની દિશા બદલવા માટે એડ એ ચેઇન ટૂલ પર ક્લિક કરો
ડિસ્પ્લે એરિયા માં ક્લિક કરો અને દિશા બદલવા માટે ડાબું માઉસ બટન પકડી રાખો ડાબું માઉસ બટન ત્યાં સુધી છોડવું નહી જ્યાં શુધી સાંકળની દિશા નિશ્ચિતના કરો
દિશા નિશ્ચિત કર્યા પછીથી ડાબું માઉસ બટન છોડો
આપણે જોઈએ છીએ કે કાર્બન સાંકળ દોરાયેલ છે
નોધ લો એક વખત જો આપણે ડીસ્લ્પે એરિયા પર ક્લિક કરીએ છીએ સાંકળની લંબાઈ અને દિશા નિશ્ચિત થાય છે
ચાલો હવે સકળના દરેક સ્થાન પર પરમાણુ દ્રશ્યમાન કરીએ
અહી આપણી પાસે પરમાણુ દ્રશ્યમાન કરવા માટે 3 સ્થાન છે
પ્રથમ સ્થાન પર જમણું ક્લિક કરો સબમેનું ખુલે છે
એટોમ પર ક્લિક કરો અને પછી ડિસ્પ્લે સિમ્બોલ પર ક્લિક કરો અણુ તે સ્થાન પર દ્રશ્યમાન થાય છે
તેજ રીતે પરમાણુ બધા સ્થાન પર દ્રશ્યમાન કરો
જમણું ક્લિક કરો એટોમ પસંદ કરો
ડિસ્પ્લે સિમ્બોલ પર ક્લિક કરો
અહી પ્રોપને નું સ્ટ્રક્ચર દોરાયેલ છે
ચાલો આગળ તે જ વિન્ડો પર પેન્ટને સ્ટ્રક્ચર દોરીએ
એડ એ ચેઇન ટૂલ પર ક્લિક કરો પછી ડિસ્પ્લે એઆરઇએ
પર ક્લિક કરો
સાંકળની લંબાઈ વધારવા માટે ડાબું માઉસ બટન પકડી રાખો અને કર્સર ને ખેંચો
ઇચ્છિત દિશામાં ફેરવો અને માઉસ બટન છોડો
ચાલો પરમાણુ બધા સ્થાન પર દ્રશ્યમાન કરીએ
અહી આપણી પાસે પરમાણુ દ્રશ્યમાન કરવા માટે 5 સ્થાન છે
પ્રથમ સ્થાન પર પરમાણુ દ્રશ્યમાન કરવા માટેજમણું ક્લિક કરોસબ મેનુ ખુલે છે
એટમ્સ પસંદ કરો અને પછી ડિસ્પ્લે સિમ્બોલ પર ક્લિક કરો
તેજ રીતે પરમાણુ બધા સ્થાન પર દ્રશ્યમાન કરો

અહી પેન્ટને નું સ્ટ્રક્ચર દોરાયેલ છે
ચાલો હવે ફાઈલ સેવ કરીએ
ફાઇલ મેનુ પર ક્લિક કરો સવે એએસ પસંદ કરો
સવે એએસ ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે
ફાઈલ ના પ્રકાર માટે ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો
વિભિન્ન સવે ફોર્મેટ્સ દેખાય છે
2ડી કેમિકલ સ્ટ્રકચર પસંદ કરો
ફાઈલ નામ ટાઈપ કરો propaneજીચેમ્પેઇન્ટ અને સવે બટન પર ક્લિક કરો
ફાઈલ gchempaint એક્સ્ટેંશન સાથે સંગ્રહિત થાય છે
આ સાથે આ ટ્યુટોરીયલનો અંત થાય છે
ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા જીચેમ્પેઇન્ટ વિષે ઉપયોગો અને લાભો સંસ્થાપન નવી ફાઈલ ખોલવી મેનુબર ટૂલબાર અને સ્ટેટસ બાર આપણે એ પણ શીખ્યા ડિસ્પ્લે એઆરઇએ ડીસ્લ્પે એરિયા ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ ડોક્યુમેન્ટ પ્રોપર્ટી ટૂલ બોક્ક્ષ વાપરવું અને ચિત્રને gchempaint એક્સ્ટેંશન સાથે સેવ કરવું
અસાઇનમેન્ટ છે
n હેક્સાને અને n ઓક્ટેન સ્ટ્રક્ચર દોરો
દિશા બદલો
દરેક સ્થાન પર પરમાણુ દ્રશ્યમાન કરો અસાઇનમેન્ટનું આઉટપુટ આવું દેખાવું જોઈએ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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
વધુ વિગતો માટે contactspoken tutorialorg પર લખો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
જોડાવા બદલ આભાર